આ કેસરી કલર ના ટીશર્ટ પેરેલા છે અને વ સફેદ પટ્ટા દોરેલા છે આજુબાજુ.

અને એક મોટુ ટેબલ આપેલુ છે એની બાજુ બાજુમાં બીજુ એક લાકડાના ટેબલો આપેલા છે.

કોઈ બાજુમાં એક સિડી છે મેટ્રો ના પટ્ટા હોય એવું લાગે લાગ્યા કરે છે.

આગળ એક ભઈ ને બેન ઉભાલા દેખાય છે મોટું લોખંડનો જાપો છે એની અંદર પણ બધા અંદર બેસેલા હોય એવું--

અને એક જાતની ગ્રીનરી હોય એવું લાગે કોઈ પણ માણસની અવર જવર જણાતી નથી.

આગળ પાછળ મોટી પ્રમાણમાં ગાડીઓ ને સ્કૂટરો ને વેહિકલો પડ્યા છે એ ગુલાબી કલર નુ શર્ટ અને જિન્સ નુ પેન્ટ પેહરેલા ભાઈ ઊભા છે.

એક લોખંડની એક મોટુ ઑફિસ હોય એવુ લાગે છે એની અંદર ત્રણ ચાર જણા ઊભા છે બાર લોખંડનો છાપો આપેલો--

એક મોટી પિકનિક લાયકની સ્થળ લાગે છે વોટરપાર્ક જેવુ જણાઈ છે જ્યાં અંદર એની બાજુમાં લગભગ પચ્ચીસ થી તીસ પ્રમાણમાં ગાડીઓ છે.

આ એક મોટા બાઇક નો શોરુમ હોઇ એવુ લાગે છે એની અંદર લગભગ પચાસથી સાઈઠ જેટલા બાઈકો પડેલા છે.

મોટો શોરૂમ છે ત્યાં બાઈકો ઢગલા બંધ દેખાય રહ્યા છે અંદર એક મોટા પ્રમાણમાં ઑફિસ પણ આવેલી છે.

આ એક જાતનું મોટુ પેલેસ છે એનું નામ છે કહુહુ પેલેસ એની અંદર--

હે હેંગરો પણ લટકાઈલા છે હેંગારો ની અંદર કપડા પણ લટકાઇલા છે.

આ એક જાતનો મોટો મોલ હોય એવું લાગે છે એની ઉપર એલ_ઈ_ડી લાઈટો પણ મૂકેલી છે બ્રાઉન કલર ની દીવાલો છે ઉપર બ્રાઉન કલર ની છત છે.

ને મોટા મોટા વૃક્ષો આવેલા છે લોકોને હરવા ફરવા માટેનું પીકનીક માટેનું--

આ એક પ્રકારમાં મોટા હોલ જેવું લાગે છે એની આજુબાજુમાં મોટા મોટા દરવાજા છે વચ્ચે મોટી એલ_ઈ_ડી લાઈટો છે.